નમસ્કાર અને ફ્ફ્પ સેશન પર આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
સેશન કૂકીઝ સમાન હોય છે
જોકે સેશનને માત્ર કામચલાઉ સમય હોય છે જે એક્સપાયરી ટાઇમ છે
તેઓ બ્રાઉઝર બંધ થતા ની સાથે નાશ પામશે પેજથી દરેક કનેક્શન ગુમાવી દેશે
તેથી સેશન્સ કૂકીઝના સમાન નથી કારણ કે તમે એક ચોક્કસ એક્સપાયરી ટાઇમ સુયોજિત ન કરી શકો
અને તેઓ આ જ રીતે સંગ્રહિત નથી થતા
મારો કહેવાનો અર્થ છે કે સેશનની ઇડ કૂકીમાં સંગ્રહિત થઈ શકે છે
અથવા તમે આવું કંઈક બ્રાઉઝરના યુઆરએલ માં જોયું હોય શકે છે
મને નામ યાદ નથી કંઈક ઇક્વ્લ્સ અને ઘણી સંખ્યામાં અંકો અને મૂળાક્ષરો પણ
તો મૂળભૂત રીતે સેશન્સ કૂકીઝના ખૂબ સમાન હોય છે
જોકે તેઓ લાંબા સમય માટે સંગ્રહિત થતા નથી માત્ર યુઝર બ્રાઉઝર બંધ કરે ત્યાં સુધી
ઠીક છે તો સેશન્સ અલગ હોય છે
સૌ પ્રથમ આપણે તેને જાહેર અથવા આ session start નામના ફન્કશનને કૉલ કરવાની જરૂર છે
હવે આ દરેક પેજમાં ટોચ પર હોવું જરૂરી છે જેમાં તમે સેશન નો ઉપયોગ કરો છો
તેથી જો તમારી પાસે આ નથી અને તમે સેશન વેલ્યુ એકો કરવાનો પ્રયાસ કરશો અથવા સેશન સુયોજિત કરવાનો પ્રયાસ કરશો તો તે કામ કરશે નહિં
તમને સેશન સ્ટાર્ટ કોડની ત્યાં જરૂર છે
હવે હું તમને એક એરર બતાવીશ જે જ્યારે તમે આનો ઉપયોગ ન કરશો ત્યારે આવશે જેથી તમને તે યાદ રહશે
સેશન બનાવવું ખૂબ જ સરળ છે
ડોલર અંડરસ્કોર સેશન નો ઉપયોગ કરો અને ચોરસ કૌંસ માં સેશનનું નામ આપો
હું નેમ અને આ વેલ્યુના સમાન કઈક ટાઇપ કરીશ
તે સ્ટ્રીંગ ડેટા અથવા નવા લેખિત ડેટા હોઇ શકે છે
ઠીક છે તો આપણું સેશન અહીં સુયોજિત થયેલ છે
ચાલો તે પહેલી વાર રન કરીએ
રીફ્રેશ કરો
કઈ થયું નથી
હું આ કોડને કમેન્ટ કરીશ જેમ મેં મારા કૂકીઝ ટ્યુટોરીયલમાં કર્યું હતું
જો તમે તે પહેલા જોયું નથી તો કૃપા કરી તે જુઓ
આગળ હું સેશન માટે સુયોજિત કરેલ વેલ્યુ એકો કરીશ
તો તે છે નામે
નોંધ લો કે આ એક્ઝિક્યુટ કરવામાં આવશે નહી
તમે બધાની જાણકારી માટે આ સંપૂર્ણપણે એક નવા પેજ ઉપર આવશે
પરંતુ અહીં હું ફક્ત મારું સેશન શરૂ કરું છું
મને નામે નામનું સેશન મળે છે જે આપણા સર્વર દ્વારા પહેલેથી સંગ્રહિત કરવામાં આવ્યું છે
તો ચાલો રીફ્રેશ કરીએ આપણે જોઈ શકીએ છીએ કે તે એલેક્સ સમાન છે
તો તમે આ અને આ કોડ કોઇપણ પેજ પર ઉમેરી શકો છો
તો તમારી પાસે તમારું સેશન સ્ટાર્ટ હોય શકે છે અને તમારા પેજ ઉપ સેશન નામ એકો કરી શકો છો જો બ્રાઉઝરના વર્તમાન સેશનના કોઇપણ પેજ પર શરુ કરવામાં આવ્યું હોય
તેથી ઉદાહરણ તરીકે જો હું એક નવું પેજ બનાવું મારો ફ્ફ્પ કોડ અહીં ઉમેરૂ અને સેશન સ્ટાર્ટ કહો
અને પછી સેશન નામે એકો કરો
અને હું આ ન્યૂ પેજ અથવા ન્યૂ ડોટ ફ્ફ્પ તરીકે મારા સેશન્સ ફોલ્ડરમાં સંગ્રહિત કરીશ
તેથી જ્યારે આપણે અહીં આપણા પેજ પર પાછા આવીએ છીએ અને અહીં ક્લિક કરી ન્યૂ ડોટ ફ્ફ્પ લખીએ છીએ તો આપણે સમાન વેલ્યુ મેળવીએ છીએ તે સમાન પેજ જેમાં આપણે સેશન બનાવ્યું હતું તે ઉપર કાર્ય ન કરી રહ્યા હોવા છતાં પણ આપણે હજુ પણ તે ઍક્સેસ કરી શકીએ છીએ
તેથી જો હું મારા બ્રાઉઝરને બંધ કરી ફરી ખોલું આ સેશન કદાચ અસ્તિત્વમાં ન રહેશે
આશા છે કે આ સ્પષ્ટ થયું છે
હવે ચાલો હું તમને બતાઉ કે કે શું થાય જો તમે સેશન સ્ટાર્ટ ન મુકો
તમને કંઈક આ પ્રમાણે મળે છે
ચાલો પાછળ જઈએ અને ચકાસીએ
અહીં શું થયું છે આપણને કોઈ આઉટપુટ નથી મળતું કારણ કે આપણે સેશન શરૂ કર્યું નથી
જ્યારે આપણે session start લખીએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણને આઉટપુટ તરીકે વેલ્યુ મળે છે
મારી પાસે આઉટપુટ ન હોવાનું કારણ એ છે કે મારી પાસે તે પ્રકારનું એરર રીપોર્ટીંગ ચાલુ નથી
પરંતુ જો તમારી પાસે ચોક્કસ પ્રકારની એરર રીપોર્ટીંગ ચાલુ હોય મારી પાસે તે ઉપર ટ્યુટોરીયલ પણ છે તો પછી તમને કદાચ એરર મળી શકે છે
તો હમણાં તમે આ બંધ કરી શકો છો અને હું સેશન કેવી રીતે અનસેટ કરવું તે બતાવીશ
તે કરવા માટેના બે માર્ગો છે
આપણા સેશનને અનસેટ કરવા માટે ક્યાં તો અનસેટ અને પછી કૌંસમાં સેશન અથવા સંપૂર્ણપણે અલગ આદેશનો ઉપયોગ કરો જે છે session destroy
અને આ બે આદેશો વચ્ચે તફાવત એ છે કે sessions destroy વર્તમાન સેશનને સંપૂર્ણપણે નાશ કરે છે
અને અનસેટ કોઈ ચોક્કસ સેશનને અનસેટ કરે છે
આ તમારી પસંદગી છે તમે યુઝર લૉગ આઉટ કરી શકો છો અને session destroy લખી શકો છો
તે તમામ વર્તમાન સેશન વેરીએબલો ને હટાવશે જે વર્તમાન સમયે તમારી પાસે છે
અથવા તમે માત્ર કોઈ ચોક્કસ ને અનસેટ કરી શકો છો
તો સેશન્સનો ઉપયોગ શું છે
જો તમે વેબસાઈટમાં આવો છો અને રિમેમ્બર મે જેવું બોક્સ જુઓ છો અને તમે આ બોક્સ ચેક ન કરો તો તમે કદાચ સેશન્સનો ઉપયોગ કરશો
કારણ કે એક વખત યુઝરનું બ્રાઉઝર બંધ કરવામાં આવે છે તો તમે લૉગ આઉટ થયી જશો
અને જ્યારે તમે વેબસાઇટ પર પાછા આવો છો તો તમારી વિગતો ફરી ટાઇપ કરવી પડશે જેવી કે વેબસાઇટ ઉપર લોગીન કરવા માટે તમારું યુઝરનેમ અને પાસવર્ડ
પરંતુ તે અલગ છે જો તમે કૂકીઝનો ઉપયોગ કરી રહ્યા છો કારણ કે તમે એક્સપાયરી ટાઇમ સેટ કરી શકો છો જેનો અર્થ છે કે તમારું યુઝરનેમ લોગીન કરવામાં આવશે અથવા આ કૂકી સંકલિત રહેશે જ્યાં સુધી તમે તેને નાશ કરવા માટે નક્કી કરો
અને કૂકી નાશ કરવા માટે આપણે એક કોડ બનાવ્યો છે જેમ મેં મારા કૂકીઝ ના ટ્યુટોરીયલ બતાવ્યું હતું
તેથી ખરેખર તે તમારી પસંદગીની છે કે તમે સેશન અથવા કૂકીઝનો ઉપયોગ કરો
સેશન્સ ટૂંકા ગાળા માટે સારું હોય છે કૂકીઝ લાંબા ગાળાના માટે સારી હોય છે ચોક્કસ સમય જે માટે તમે ડેટાના ખંડને આયોજિત કરવા માટે ઈચ્છો છો
પરંતુ જો તમે મારા ફ્ફ્પ પ્રોજેક્ટ રજિસ્ટર એન્ડ લોગિન જોશો તો તમે જોશો કે મેં સેશન્સ નો ઉપયોગ કર્યો છે
કારણ કે મારે સેશન્સનો ઉપયોગ કરવાની જરૂર છે જ્યારે હું ટ્યુટોરિયલ બનાવું છું
જોકે તમે કોઇ પણ પ્રકારને ઉપયોગમાં લઇ શકો છો
તે કૂકી હોઇ શકે છે તે સેશન હોઇ શકે છે તે ખરેખર તમારી પસંદગીની છે કે શું તમે લાંબા સમય સુધી યુઝરને લોગીન કરી રાખવા માટે ઈચ્છો છો કે નહી
તો જો આ પર કોઈપણ પ્રશ્નો હોય તો મને જરૂરથી સંપર્ક કરો
ખાતરી કરો કે તમે ફ્પેકેડમી પર સબ્સ્ક્રાઇબ કરો છો
જોડાવા બદલ આભાર